લીબર ઓફીસ રાઈટરમાં સ્થાનિક ભાષાઓ કેવી રીતે લખવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું તમને લીબર ઓફીસ રાઈટરની મદદથી કન્નડા ભાષામાં ટેક્સ્ટ પ્રોસેસિંગ કરવાનો પરિચય આપીશ
અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
હવે હું સમજાવીશ કે લીબર ઓફીસમાં કન્નડા ટાયપીંગને કેવી રીતે રૂપરેખાંકિત એટલે કે કોન્ફીગર કરવી
તમે લીબર ઓફીસમાં કોઈપણ ભાષાને કોન્ફીગર કરવા માટે આ પધ્ધતિ ઉપયોગમાં લઇ શકો છો
પેકેજોને સંસ્થાપિત કરવા માટે સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો
વધુ વિગત માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટ પર સીનેપ્ટીક પેકેજ મેનેજર પર બનાવેલા ટ્યુટોરીયલો જુઓ
કોન્ફીગરેશન ચાર પગલાઓમાં થાય છે તપાસ કરો કે તમારા કમ્પુટર ઉપર એસસીઆઈએમ સંસ્થાપિત છે કે નહી
જો ના હોય તો નીચેના પેકેજોને માર્ક કરવા અને એસસીઆઈએમ સંસ્થાપિત કરવા સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો
જ્યાં સુધી તમે આ કરી રહ્યા છો ત્યાં સુધી આ ટ્યુટોરીયલને અટકાવો અને થઇ ગયા પછી ફરી શરુ કરો
ત્યારબાદ કીબોર્ડ ઈનપુટ પદ્ધતિ તરીકે એસસીઆઈએમ ઈમમોડ્યુલને પસંદ કરો
કન્નડા ભાષાને ટેક્સ્ટ ઈનપુટ તરીકે પસંદ કરવા માટે એસસીઆઈએમ ને રૂપરેખાંકિત કરો
જટિલ લખાણ રચના કોમ્પલેક્સ ટેક્સ્ટ લેઆઉટ માટે કન્નડા ભાષા પસંદ કરવા માટે લીબર ઓફીસને રૂપરેખાંકિત કરો
હવે હું આ પગલાંઓનું નિરૂપણ ડેમોનસ્ટ્રેટ કરીશ
સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને પછી લેન્ગ્વેજ સપોર્ટ પર ક્લિક કરો
જો તમને રિમાઇન્ડ મે લેટર અથવા ઇન્સ્ટોલ નોવ દર્શાવતી સ્ક્રીન મળે તો રિમાઇન્ડ મે લેટર પર ક્લિક કરો
કીબોર્ડ ઇનપુટ મેથોડ સિસ્ટમ માં scim ઇમોડ્યુલ પસંદ કરો
અહિયાં તે પહેલાથીજ પસંદ થયેલ છે તો આપણે કઈપણ ન કરીશું
ત્રીજું એસસીઆઈએમ રૂપરેખાંકિત કરવા માટે સિસ્ટમ પ્રેફરન્સ અને પછી સીઆઈએમ ઇનપુટ મેથોડ પર ક્લિક કરો
તમે તેને હમણાં સ્ક્રીન પર ના જોઈ શકો
પરંતુ જ્યારે તમે તમારા કમ્પ્યૂટર પર આનો પ્રયાસ કરશો તો તમે આ વિકલ્પ જોઈ શકશો
ઇમેન્જીને અંદર ગ્લોબલ સેટઅપ પર ક્લિક કરો
સીઆઈએમ એ બધી ભાષાઓ ની યાદી બતાવશે જે સાથે તે લખાણ પ્રક્રિયા કરવા માટે સમર્થ છે
આમાં સૌથી વ્યાપક રીતે બોલાતી ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે જેમ કે હિન્દી કન્નડા બંગાળી ગુજરાતી તમિળ તેલગૂ મલયાલમ ઉર્દૂ વગેરે
આપણા ટ્યુટોરીયલ માટે હિન્દી અને કન્નડાની પસંદગી કરવી જોઈએ
તમારું કોન્ફીગરેશન સંગ્રહવા માટે ઓક પર ક્લિક કરો
એસસીઆઈએમના ફેરફારો અસરમાં લેવાયા છે એની ખાતરી કરવા માટે આપણે મશીનને રીસ્ટાર્ટ કરવું પડશે
આ કરો અને આ ટ્યુટોરીયલ પર પાછા આવો
હવે આપણે લીબર ઓફીસમાં કન્નડા પ્રોસેસિંગ રૂપરેખાંકિત કરીશું
એપ્લિકેશન્સ ઓફિસ અને પછી લિબ્રિઓફિસ રાઇટર પર ક્લિક કરો
આપણે મેઇન મેનુમાં ટૂલ્સ અને પછી ઓપ્શન્સ ઉપ વિકલ્પ પર ક્લિક કરીશું
તમે ઓપ્શન્સ સંવાદ બોક્સ જોશો
આ બોક્સમાં આપણે લેન્ગ્વેજ સેટિંગ્સ અને પછી લેન્ગ્વેજીસ ઓપ્શન પર ક્લિક કરીશું
ઇનેબલ્ડ ફોર કોમ્પ્લેક્સ ટેક્સ્ટ લેઆઉટ ચેક બોક્સ જો પહેલાથી જ ચેક ના હોય તો તે પર ક્લિક કરો
સીટીએલ ડ્રોપ ડાઉન માંથી કન્નડા પસંદ કરો
મૂળભૂત રીતે આ તમારી સ્થાનિક ભાષાની સેટીંગને કન્નડા સાથે સુયોજિત કરશે
ઓકે પર ક્લિક કરો
આપણે હવે કન્નડા અને ઈંગ્લીશમાં વાક્ય ટાઈપ કરીશું
આપણે બરહા પદ્ધતિ નુડી પદ્ધતિ અને યુનિકોડ ફોન્ટો ઉપયોગમાં લઈશું
અને અંતે ફાઈલ સંગહ કરીશું
ચાલો હમણાં હું આ નિરૂપણ ડેમોનસ્ટ્રેટ કરું
ખુલ્લા ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ચાલો લખીએUbuntu gnuલિનક્સ સપોર્ટ્સ મલ્ટિપલ લેન્ગ્વેજીસ વિથ લિબ્રિઓફિસ
કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો
એક નાની વિન્ડો સ્ક્રીન પર જમણી બાજુએ નીચેની તરફ ખુલે છે
લખાણને સાદી ધ્વન્યાત્મક પદ્ધતિ જે બરહા પદ્ધતિ સમાન છે તેમાં ઇનપુટ કરવા માટે કન્નડા kn ઇટ્રાન્સ પસંદ કરો
જો તમને નુડી કીબોર્ડ લેઆઉટ જોઈએ છે તો કન્નડા - કેએન કેજીપી પર ક્લિક કરો
હું kn ઇટ્રાન્સ ઇનપુટ પદ્ધતિ ઉપયોગમાં લઇશ જે સાદી છે જેથી શરૂઆતકર્તાઓ માટે સરળ છે
ઈંગ્લીશમાં સાર્વજનિકા તંત્રમશા ટાઈપ કરો
તમે જોઈ શકો છો કે કન્નડા લખાણ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે
કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો
વિન્ડો અદ્રશ્ય થાય છે
હવે આપણે ઈંગ્લીશમાં ટાઈપ કરી શકીએ છીએ
આમ કંટ્રોલ કળ અને સ્પેસ બાર સાથે મળીને ઈંગ્લીશ અને બીજી ભાષાઓ વચ્ચે પસંદગી કરવાનું માધ્યમ તરીકે વર્તે છે
અર્કવથુંના ઉપયોગથી નુડી ટાઈપીંગ સહિત કન્નડા ટાઈપીંગ વિશે ચોક્કસ માહિતી માટે wwwPublic SoftwareinKannada ઉપર ઉપલબ્ધ કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ પરના ડોક્યુમેન્ટનો સંદર્ભ લો
ભારતીય ભાષાઓમાં ટાઈપ કરવા દરમ્યાન આપણે ફક્ત યુનિકોડ ફોન્ટ વાપરીશું કારણ કે યુનિકોડ સાર્વત્રિક રીતે સ્વીકાર કરાયેલ ફોન્ટ છે
હું યુનિકોડ ફોન્ટ લોહિત કન્નડા વાપરી રહ્યો છું
નોંધ લો કે મેં તમને કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ બતાવી છે
લીબર ઓફીસ રાઈટરના ઉપયોગ વડે એસસીઆઈએમ ઈનપુટ પદ્ધતિ હેઠળની કોઈપણ ભાષાઓના લખાણને ટાઈપ કરવા માટે આ જ પ્રક્રિયા નો ઉપયોગ થાય છે
અંતે અસાઇનમેન્ટ છે
૩ પુસ્તકોની યાદી કન્નડામાં ટાઈપ કરો
શીર્ષકોના ઈંગ્લીશ લિપ્યંતર પૂરા પાડો
અહીંયા મેં અસાઇનમેન્ટ પહેલાથી જ બનાવેલ છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે કીબોર્ડ અને લેંગવેજ સેટીંગ્સ માટે ઉબુન્ટૂ અને લીબર ઓફીસ કોન્ફીગર કરવું
આપણે એ પણ જોયું કે કેવી રીતે વિવિધ પદ્ધતિઓમાં ટાઈપ કરવું ઉદાહરણ તરીકે બરહા અને નુડી
આપણે જોયું કે કેવી રીતે દ્વિભાષી ડોક્યુમેન્ટ બનાવવું
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ્સ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેને પ્રમાણપત્રો આપે છે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
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો ભાગ છેજે આઇસીટીએમએચઆરડીભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો
આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું ભરત સોલંકી
જોડાવા બદ્દલ આભાર અને લીબર ઓફીસ રાઈટરમાં ઘણી ભાષાઓનું અન્વેષણ કરતા આનંદ માણો